તો કિરાના નો ગામડાઓ છે સેહેરો છે અને મનુષ્ય નુ વિસ્તાર છે એ બધજ પાની માં જલ સમાધિ લઈ લે છે અને પાની ફરી વડે છે આ ધ્યાન મંદિર મોતી સાંખ્ય માં પણ નુક્સાની થાય છે વિજ ની લાઈન છે ગેસ ની લાઈન છે આધુનિક technology છે બધને નુકસાન થાવાની પણ શકયતાઓ છે આગ લગવાની પણ શકિતઓ છે ભૂકંપ અને આગે બને તમે ભયંકર રૂપ ધારણ કરી લે જાન વાન ને બહુ જ બહુ જ મોતી નુક્સાની થાયે થવાની શકયતા છે ભૂકંપ મા પન techno meterseismograph નામ ના ભૂકંપ યંત્ર થી માપવા આવે સામન્ય વિધિ ધરતીકંપ ની જાતી સમય ની ત્રિવતા માપવા આવે છે અથવા થી ધરતીકંપ ને richter scale થી માપવા માં આવે છે સાથ ની ત્રિવતા થી દારાવતુ ભૂકંપ ગંભીર નુક્સાન પોચાડે સખે છે ભૂકંપ ના તરંગો ના પણ પ્રકાર હોય છે ભૂકંપ ના તરંગો ના ત્રણ પ્રકાર હોય છે એક હોય છે પ્રથમિક તરંગ બીજુ હોય છે બીજા તરંગ અને એલ તરંગ કરવેલ નુ સુ થયુ જો આઠ second પ્રતિ second ની સારેસર ચડોતર છે દરેક મધ્ય થી પસાર થાય તે પ્રથમિક મુલ્યા કહેવમા આવે છે બીજા પ્રકાર ના તરંગો ચાર કિલોમીટર પ્રતિ second ની જડપ થી ફલયે છે ધરતીકંપ થી બચવા સાથ જ્યારે આપડે એ એમ ધ્રુજારી અવતુ હોય તો ત્યારે માને જલદી ખુલ્લા મેદાન તરફ જામતુ હોય કરણ કે જમીન માં ખોટા હલન ચલણ ના કરને ઈમારતો અને અન્ય બંધકમ પડી જવાની ખુપચ વધારે શકતયો જોવા મડે છે કુદરત થી થટા ધરતીકંપ ને તો રોકી નથી સકતા પણ માનવ પ્રજાિત પ્રવુતિ ના કરને જે કુદરત ને અસર થાય છે તેમા સુધારો લાવી સકે છે આને આપડે ભૂકંપ રોકી સકયે કેમ કે વધારે પડતા ઉંડાલા ના ખોડ કામ ગુગર જલ મેડાવા માટે બીજ ખનીશ પદરતો મેદવા માતે ખોડ કામ મનુષ્ય કરે એના થી ભૂકંપ થવાના પુરા પુરી સંભવના હોય છે માનવ કે માનવ જાતી ને નુક્સાન પૂછે છે ભૂકંપ ની અસરો ભૂકંપ ની અસરો થી અ માનસનો ને અ નુક્સાની પૂછવાની આવે છે અ એ પણ ખરબ પરિનામો લવતી છે જેમકે ભૂકંપ સાવર થી જામી ને અ ધ્રુજાડી અને ફાટ પડવી એ ભૂકંપ ની મુખ્ય અસર છે તેના કરણે ઈમારતો ને તેના જેવી કોઈ ઉમરતો નુક્સાન પૂછે છે ધરતીકંપ ની અસરો સ્થાનીક લોક ને

અને ઘટાડી ને પ્રસાંથિત ફૈલાતી આ દરઉજા રી ઍક સ્થળ ની ભૂસરસ્ય અને ભુ રચના ની પરિસ્થિતિ પ્રમાણે જમીન ના વ્યક્તિ માપવા માં આવે છે અને એના અધારે અને એના જોવા માં આવે છે કે ઍક સ્થળ પર કેટલું નુકસાન થતું હોય છે ના સ્થાનિક ભૂત શાસ્ત્રીઓ ને ભૂ રચના કી આકૃતિ ના પરિણામો ના કારણે ધરતી કામ ઓછી વૃતા વાળા હોય તો પણ તો પણ ધરતી કંપન તરંગો ને જેલી જમીન ની ચપાતી પર ખાતી નુકસાન પાહુચાડે છે આ siesmic કી શરણ સ્થળ પર થી વધુ પ્રસાર કરવામાં આવે છે આ કિસ્સા માં ધરતી કંપન તરંગો કુંડી

હા હા બોલ હમણાં જ હું છે ને એક મહિના પહેલા ભુજ માં ગઈ હતી આમ તો મારે ભુજ વારે વારે જવા નું થાય પણ તને આમ મતલબ ભુજ વિશે એટલી બધી ખબર ની હોય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 તો પ્રાગ મહેલ પછી પછી સરદ સરદબાગ હશે સરદ બાગ. હા પછી ગઢ છે તો એની અંદર જો પ્રાગ મહેલ છે ને પ્રાગ મહેલ હમ એનું

અને અ આશાપુરા મંદિર છે ભુજ ની અંદર એક હમ તો એમાં એવું છે કે આશાપુરા આ નાં મંદિર થી છે ને છતેલી ચામર હોય ચામર જેમ કે ચામર માં સમજે છે તું એક ચાદર જેવું type આવે આ sorry ચાદર નહિ આમ હાસ type આવે એમ તે મારા ખ્યાલ થી શાયદ videos જોયા હશે આશાપુરા મંદિર નાં માતા નો મઢ તો એના માં એવું છે કે પ્રાગ મહેલ નાં જે રાજા છે ને હાલ તો અત્યારે જીવિત નથી. ભગવાન ની ચરણ પામ્યા છે પણ એના વારસો એનો વારસો હવે બીજા ને મળ્યો એમ મતલબ કે એને કોઈ પુત્ર નતા હવે અત્યારે પ્રીતિ દેવી એક જ છે એમ. એના કોઈ પુત્ર નથી એટલે કે એક પુત્ર ને એને કોઈક ને દસ્તક લીધા છે એમ. hello hello hello પ્રિયા hello હા અવાજ આવે છે hello હા તારો આવાજ હા આવે છે હતો પછી તું આ જગ્યા એ ગઈ છે જામ નગર માં

અ વધારે એ લોકો લ્ખ્ય્તા લ્ખ્ત્યા museum ને એવી રીત નાં છે પણ આમ બધા એ તળાવ ની park એ જવાનું છે. જામ નગર જ છે અને ત્યાં માણસો એમ કે છે કે એ જે ત્યાં એક statue છે ત્યાં એક ગોરો ગોરો ઉપ્પર એનું એટલું બધું histrical લાલ મને એટલું બધું ખ્યાલ નથ પણ મેં સાંભળેલું છે કે એ ગોરો છે ને એ અ કે તેની positionchange થતી હોય છે.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 હા અને જામ નગર નાં ઘૂઘરા બઉ femas હોય છ અચ્છા હા મેં try કર્યા હતા પછી અહી અહી પછી અ આ side હું બઉ ગઈ છું ક્યા રાજકોટ side અચ્છા રાજકોટ મારું છે ને વધારે પડતું નથી ગુજરાત માં ઓછું થાય એટલેકચ્છ ની બધી વસ્તુ મને ખબર હોય એમ ખાસ કરી ને ભુજ ભુજ છે ને મારું favorite place છે ને બઉ જ ગમે ભુજ જવું હું હું રાજકોટ માં કે વાર ગઈ હતી ત્યાં એટલું બધું like મેં histrolical કે place કે એવું નતું જોયું પણ આમ ખાવા ને એમાં ગઈ હતી ખાવા નું ને ખાવા નું ત્યાં fine હોય છે like બાર એ like જોકે india માં બધી જગ્યા એ ખાવા નું તો બને street food બઉ જ fine હોય છે. india થી વધારે ગુજરાત ની અંદર બઉ street food સારું મળે એમાં જામ નગર સુરત માં સુરત ની અંદર તમે જાઓ એટલે આમ અલગ અલગ અને જાત જાત ની વસ્તુ મળે જેમાં માં તમારું પેટ આમ ભરાઈ જાય ને તો પણ તમને એવું જ થાય કે ખાઈએ ખાઈએ ખાઈએ એવું બધું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

કઈ નહિ મને વધારે પડતું કચ્છ નું ખબર હોય એટલે હું તને કચ્છ નું કહું ભુજ ની અંદર છે ને એક આઈના મહેલ કરીને છે

બઉ મસ્ત હોય એમ મતલબ તમે ત્યાં કને તમને તમારા અલગ અલગ આકાર દેખાય આપડે અલગ અલગ આકાર માં દેખાય આપડા અલગ અલગ shape દેખાય કોઈક માં જાડું કોઈક માં પાતળા દેખાઈએ કોઈકમાં મોઢું તેડું દેખાય કોઈક માં મોઢું મોઢું ચરખું દેખાય કોક માં કાન મોટું હોય કોક માં નાક મોટું હોય એ type નું પછી રામ ધૂન પછી બીજું એક મંદિર છે ત્યાં રામ ધૂન કરી ને એની અંદર કેટલા વર્ષો થઇ ગયા આજે પણ શ્રી રામ જય રામ જય જય રામ એ એ જે એક ધૂન છે ને એ

આખો દિવસ અને આખી રાત ચોવીસ કલાક ત્યાં કને એ રામ ધૂન ચાલુ જ હોય એમ આમ સતત ચાલુ જ હોય બંદ જ નાં થાય એમ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 છે ને એનું આશાપુરા મંદિર થી છે ને એના આશાપુરા મંદિર માતા નાં મઢ નું નામ સાંભળ્યું છે માતા ના મઢ નું સાંભળ્યું છે? હા એ તે કીધું હા એ તો સાંભળ્યું ત્યાં ગઈ એ છું મઢ અચ્છા તો માતા નાં મઢ માં જે નવરાત્રી ની આઠમ ના તને ખ્યાલ હોય તો જે જામર ચડાવે છે એ જામર અહિયાં પ્રાગ મહેલ નાં જે રાજા છે ને ત્યાં થી જાય ત્યાં કને પછી અહિયાં જામર ચડે એમ અને અહિયાં કને historical આમ એવું છે ને આ ભુજ આખું આ મતલબ અ એવું છે historic એમ એટલે તા કને આમ વિદેશ નાં હોય એ બી બઉ બધા આવે ત્યાં કને એમ ત્યાં કચ્છી work શાલ સાડીને બધું બઉ સારું મળે એમ કપડા. પછી હમીસર હમીસર હમીસર તળાવ છે ત્યાં કને અચ્છા અને હમીસર બઉ આમ બઉ જ જુનું છે આમ જો તમને હમીસર તળાવ જ્યારે ઉગની જાય means કે ભરાઈ જાય અને છલકાય તો સમજવા નું કે આમ આખા ભુજ ને પાણી પૂરું થઇ રાઈ ને એ હમીસર તળાવ ની અંદર એવું છે કે સાત કુવા રાખેલા છે. હમીસર તળાવ ની અંદર જ સાત કુવા છે અતો સૌથી પેલા એ સાત કુવા ભરાય હં અને જો એ કુવા સાત કુવા ભરાઈ જાય ને એના પછી એક નાળું છે એ નાળું ભરાય. એના પછી હમીસર ની અંદર પાણી આવે એમ ને પછી ત્યાં કને એક એવું છે એ હમીસર ની તળાવ તળાવ પાસે છે ને એક મંદિર છે. ને અહી મંદિર ની ઉપર એક હાથી રાખેલો છે હાથી means કે ખોટો હાથી એમ મૂર્તિ નો હાથી ને એવું એ લોકો બધા એવું માને કે એ હાથી ની હાથી ની સુંઢ ને અગર પાણી અડ્યું તો સમજો કે એ તળાવ ઉભરી ગયું એમ ત્યાં સુધી ત્યાં હાથી ની સુંઢ ની પાણી અડે ને તો એ લોકો સમજે કે હમીરસર પોગન્યું એમ means કે તળાવ ભરાઈ ગયું પછી એની ધામ ધૂમ થી ઉજવણી થાય અને મતલબ ઢોલ વાગે બધા dance કરે ત્યાં કને પૂજા કરે અને રાતે અ પાછુ હમીસર નું અ જે બધું છે ને કિનારો ને ત્યાં કને છે ને street food ને બધું બઉ સારું એવું મળે. તો એક તો street food ખાવા ની મજા ને ઉપર થી હમીસર ની જે neture હોય એ જોવા ની મજા એટલે એનું જે મજા છે એ એક દમ અલગ જ છે બઉ જોવા ની મજા આવે રાતે બધી બાજુ એવું નહિ હમીસર ની જગ્યા એ હમીસર ઉપર ચોવીસ કલાક ભીડ જ હોય એમ મતલબ એક તો street food હોય ત્યાં કને હમીસર ની પાલ ઉપર street food વેચાય

પછી એમાં ચાલવા ની ચાલવા ની આખી loan બનાવેલી છે એમ પછી આખી loan ઉપર ચાલે બધા એ loan આખું હમીસર ફરે બધા means કે આખો round થાય આખો હમીસર ભુજ ની અંદર પછી એક hillgarden અ hill garden છે ભુજ માં એક એ hill garden પર બઉ અંધારું એવું છે એની અંદર આમ સૌથી મોટું garden એમ. બઉ મોટું garden છે એમ એની અંદર છે ને કે fish નું ઓલું રાખેલું છે માછલી ઘર જેને કહીએ ને હા તો એ માછલી ઘર રાખેલું છે એ માછલી ઘર ની અંદર છે ને અલગ અલગ માછલી ઓ રાખેલી છે અને એ માછલી ની અંદર ઓલી સૌથી મોટી fish કઈ આવે છે તને ખ્યાલ હોય તો હા shark હા હા orignel shark રાખેલી છે મતલબ કે જીવતી નહિ અ એમાં એવું હતું કે ભંડવી નાં દરિયા કિનારે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

એ એના માં શું શું હોય છે કેટલી બધી એનું બધું એનું બધું details બધું લીધું એના જેટલી એ જેટલી મોટી છે ને એટલું ને એટલું એ ભુજ hill garden ની અંદર માછલી ઘર ની અંદર એ આખી બનાવેલી છે મોટી એમ બઉ બધી જગ્યા રોકેલી છે એના માં એમ તો ભુજ નાં hill garden ની અંદર એ રાખેલી છે shark ને રાખેલી છે અમ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

અને તમે એ જગ્યા એ જોવો એટલે આપડે એમ જ લાગે આપડે real shark ને જોઈ રહ્યા છીએ એવું લાગે નહિ કે ઓલું છે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

અ એ છે ને હું ક્યા ગઈ હતી એક museum છે ને ત્યાં ગઈ હત મેં ત્યાં હતી dolphin

એમાં બી બઉ સારી સારી વસ્તુ ઓ ને રાખેલી છે તો એ museum જવા ની પણ બઉ મજા આવે પછી તું અંજાર માં ગઈ છે ક્યારે કે અંજાર આવી છે આવેલી છું પણ બઉ નાની હતી એટલે બઉ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

હા હું એ ત્યાં ગઈ છું જેસલ તોરલ ની સમ્માંધી આગળ બીજું યાદ નથી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 હા એ તો થોડી થોડી ખબર છે એટલી બધી details માં નથી ખબર પણ થોડી થોડીક ખબર છે . હા એટલે એની અંદર એવું છે કે એની જ્યાં સમાધિ છે એના વચે થોડીક થોડીક જગ્યા છે એમ થોડીક જગ્યા છે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 કે જ્યારે એ જગ્યા આખી મતલબ એ બે એ બે નાં વાચ માં જે જગ્યા છે એનું અંતર સાવ ખતમ થઇ જશે ને એટલે પૃથ્વી આખી મતલબ કે અ સુનામી આવશે આખા વિશ્વ ની અંદર એમ વિશ્વ માટે પછી ભારત ની અંદર અ એવું માનવા માં આવે છે પછી જેસલ તોરલ ની સમાધિ છે ને એની આગળ એક બજાર છે. તો એમાં એવું માનવા માં આવે છે કે આખા આખા ગુજરાત ની અંદર સૌથી સારા માં સારી તલવાર ચાકુ એ બધું છે ને આખા ગુજરાત નાં તો best onenumber નું અહિયાં કને મળે એમ. તમને તલવાર કે ચાકુ કે કાતર કે એવું બધું કઈ લેવું હોય ને તો અહિયાં થી તમે લઇ શકો એમ બઉ સારું સારું મળે એમ અને લોકો ક્યાય ક્યાય થી ગુજરાત માં કઈ બઉ બધી જગ્યા એ થી ખાસ એ ચાકુ અને કાતર ને લેવા માટે કરી ને આવે છે તલવાર તો ખાસ લેવા માટે આવે છે એ મતલબ તલવાર ક્ષત્રિય લોકો બહુ use કરે ને હા એ લોકો અહિયાં બહુ લેવા માટે એમ હા ok અને અહિયાં પણ એક જગ્યા છે અ waterfall કરી ને છે એમાં છે ને fourtin waterfall જોઇએ છે.

હા ચૌદ ઝરણા છે અચ્છા ત કેવી રીતે છે એ like અ ઓલો એક waterfall હોય ને આ એની જગ્યા એ ચૌદ છે. અને એમાં છે ને આપડે પથરા ઉપર ચડી

કરું છું, એ દશામાં યાદ કરો તું જયાં નહીં સરસ ખુશી નું બહાનું સરસ છે

દીપિકા દીદી સે બાત કરી હૈં મૌસી મુક્તી હવે એસી હોરી કાળો રંગ રૅલીયો ઘરે જવું ગમતું નથી મારા માટે છે ઘરે રોના શેર મારે રોના શેર અમારે ચાલી કિસ્મત ની ગાડી રોના શેર મારે કોઈ જો તાજ ગમી જાય તો શુ કરું પરંતુ એને પસંદ કરી જાય તે એવું ગમતું નથી. સાચા માં બોલું આમ તો બહી જ રમત માં કાબીલ છે પણ કોઈ ની જિંદગી સાથે રમી જાયે તો છોકરા ની જિંદગી તો સાલી એવી જીવાની કે મળી જાય ત્યારે બીજું દુઃખ તો થાય લોકો વન્સ મોર બૂમો પાડે કદાય લોકો ને ફક્ત પૂછી શકે ને કે ચૂપ રહેશો ને કઈ તો છેને એતો રોજ અહીં છે, હું છું ક્યાં પુરી થાય છે, અને એના સિવાય તારા ગામ ગાથા માંગુ છું હું ત્યાંના, છેક થઇ ખાસ માંગુ છું તોઈ તમારા, અમે તો છે, પણ તમારી વાતો થી અમે તો ફ્રસ્ટ છે ચિંતા ના કરતા એમ તોય તમારા માટે પણ શેર. બસ તું આજે જ અહીંયા છે, આજની મહિ બહુત હો ગયી તેરા મજાક બસ તું ઓયે અક્ટયુઅલી વેર બદલો મારા માટે એક વાર વિચાર બદલો તારા વગર હું રાત ગયી, વાત ગયી આતો ખાલી કહેવત છે સાહેબ બાકી, પૂછી જુવો એ ગાંડી ને રાતો અને વાતો ને ભૂલવા કેટલો સમય લાગ્યો છે. હું એ ચેહેરા ક્યારે ભૂલી શકતો નથી. જે મારા દિલ થી દૂર થયી ગયી એક છોટી દિમાગ થી કહું મને મારા પિતા હોસ્પિટલ યાદ રોગીષ્ટ થવાનું કહ્યું છે

પણ તને ક્યાં હૂંડી મારા ભૂલી જવાનો ક્યાં હુઈ ખબર નહિ તમને ભૂલી નહિ શકાય મેતો બોલી એ સુંદરતા ગમે છે પ્રેમ સાચો હોય કે આમાં એ આકાશ life થી ઊંચુ હોય છે ગુજટાતી સાહેબો રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેરે જાવું ગમતું નથી મારા માથે છે આમાંના ગોરી દબદબો ક્યારેય ભારત બહાર બોલું ના કયી પણ બોલે છે ભારત ના દબદબા ને કારણકે દબોરીયા હમ મને ની મન માં રહી જાય તો કે વું સારું, કોઈ ખામોશી સમજી જાય તો કેવું સારું કોઈ મારી લાગણી સમજી જાય તો કેવું સારું. મારા હાલ તો બધા ને ખબર છે કે એતો તું લડે ઘટના તને બધા ભૂલી નહિ શકું કેવું સારું, તું પણ એવું કરે છ, તો પૂછીને દિયામન બુદ્ધિમાન પાર કરશે આમણે જેવી રીતે પૂછે છે કે જેથી અર થાય છેકે પ્રાણ દો કે તીન આ પ્રશ્ન કે પુછે છે બેટી છે અને ત્યારે ઓફિસે આવી ને બચકાં ભર્યા પછી સામા છે સામાજિક કલ્યાણ માટે લોક કલ્યાણ કર્મ કરતા પૈસા ભરવા માટે ત્યાં પડેલી opening tube લગાય તો ગુરુદ્વારે ઇન્દિરા ગાંધી અનુકરણ આત્મા શિક્ષણ નું ઉદાહરણ છે રોજ બરોજ ના જીવન માં લગાય તો, શિક્ષણ થાય છે , મનોજ ભૈયા એવી કુરબાની clear છે જીવન શૈલી અપનાવી છે માંગીલી હોય કે પુરાણી દરેક પોતાના પ્રત્યક્ષ અને પરિવર્તન લાવતા જ હોય છે, આજે શિક્ષણ હોય છે.

કિનાર કિનાર નો કારક નો અભી સંધાન નો પ્રયોગ russian service શાસ્ત્રી પાવલોન બિચનો બહુત ચાલોવી સંજોતી કરો આગલા કોઈ પણ શિક્ષણ કોઈ પણ શિક્ષણ ના પ્રતિકરણ નો શિક્ષણ હમ આવી તો પછી રાત હોય મતલબ same too you કરે ત્યાં શિક્ષણ બોલે તો , બોલરવાળા માટે કરવા માં આવે છે. કિનાર ના કારણે આવું બધું રાહત મળી શકે તો જરા મળવા માટે મારા મારો જોબ આટલો બાધો આહ પ્રક્રિયા કરે છે પ્રભુ લાલ બિચારા કોઈ હૈ share a problem કોઈ બી સામાન નહિ કરવાનું મોઓઓહ પેલો બી સમજૂતી કહે છે. કાલ કદી જીવન માં ગુનો જીવન ની શૈલી એજ છે કે આવે છે, નમસ્કાર

આપડે આપડે ક્યાં હતા? દીવ દમણ, દીવ દમણમાં ફરવા ની એટલે માજા આવે આપડે દીવ દમણમાં શું છે જયારે પણ જઇયે ને ત્યારે Minimum ઓછામાં ઓછું હું બે બે થી ત્રણ beer તો ઠોકી જ જવ. એક જ વખતમાં. હા એટલે સસ્તી મળે છે એટલે જ ને અહીંયા सत्तर સીતેર રૂપિયાની ને અહિયાં અહિયાં કેટલા લે છે? વચ્ચે મંગાવી હતી અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા માં શું કરવાનું? મેં કીધું જવા દે ભઈ. પેલો મારો કાકાનો મારો કાકાનો છોકરો છેને એ બોવ બોવ Drink કરે છે સાલો એને તમે આખો હોલ આપોને તો હોલ આખો પતાવી દે યાર. હા બોલો હા અને કઈ લાગે નઈ તેમના શરીરમાં કે તેને આખો હોલ પતાવ્યો છે. હા એટલે પહેલેથી પેલી આદત પડી ગઈ હોય ને એને

હું પહેલા હમ હમ હમ હમ હું પહેલા હું પહેલાએક હા બોલો હમ હમ હું પહેલાએક Multi maintech company માં હતો Multi maintech company આપણે બોવ નામ છે એનું

છ વાગે છૂટી જવાનું અને એક કલાક નો break આપે આપણને અને મહિનાની ચાર રાજા આપે મહિના ની ચાર રાજા આપે એના પછી તમારે ઉહ ચાર રજા અંદર તમારે કદાચ Extra રજા જોતી હોય તો એનું Leave form આવે Leave form ભરવું પડે. એ leave form ભરોને એટલે તમને રજા મળે. એક approval થાય એટલે મળી જાય તમને રજા અને કોઈ તબિયત બબીયત ખરાબ હોય તો એમાં તો compulsory સામેથી કહે કે તમે ના આવતા. ઠીક છે તબિયત સારી થાય ને ત્યારે જ આવજો. મારો PF ત્યાં કપાતો તો. મને કેટલા પૈસા મળ્યા ખબર છ? સીતેર હજાર રૂપિયા આયા તા મારે અહીંયા મે ત્યાં પાંચ વરસ, પાંચ વરસ નૌકરી કરી હતી. છોડી દીધી યાર હવે એ ત્યારે કઈક કોરોના જેવું હતું બધું, એટલે પછી છોડવું પડયું. હવે મારી જગ્યાએ બીજો લાગી ગયો યાર હવે એ નોકરી સારી હતી મારે આમ મજા આવતી હતી મને. મારે cabin હતું આખું cabin આપેલું હતું એટલે હું printing નું કામ કરતો હતો xerox વગેરે નું હં કોઈ ને જેમ કે કોઈને document બધા લેવાના હોય document ની xerox print out કરવાની. ઠીક છે આપડે tender હોય, tender તો ખબર પડે ને tender

હમ હમ તો મે, જો પહેલા મે કેમાં કેમાં કરેલી છે, xerox printing માં કામ કરેલું છે પછી એટલે bouncer માં એય કરેલું છે bouncer હા bouncer માં કરેલું છે મે. Bouncer માં પેહલા જસપ્રીત બૂમરાહ apartment હતું ને ખબર છે પેલું cricketer હતો એક. પેલો cricketer જસપ્રીત બૂમ, જસપ્રીત બૂમરાહ